ઋષિઓને મારવા તૈયાર થયા મારવા માનવીને શંકરજીએ શાંત પાડ્યા અહીંથી શ્રીકૃષ્ણએ રિપોર્ટમાં કહી આવ્યો વિશ્વમાં લક્ષ્મી અને મર્યાદા પાછા રાખીને સૂતા હતા. ઋષીએ વિષ્ણુની છાતી ઉપર જોરથી લાત મારી અને વિષ્ણુને ઝાપટ થી પોતાના શહેરીએ નીચે ઉતર્યા અને ઋષિઓને પ્રણામ કર્યા સ્વાગત કર્યું અહીંથી આપના શુભ આગમન ખબર નથી મારો અપરાધ ક્ષમા કરો વિષ્ણુજીએ કહ્યું કે આપનાર ચમત્કાર ચરણ કોમળ અને વિષ્ણુને તેણે બદલાવી નાખ્યા છે તે જેવું ચરણ કમરથી જ સ્પર્શ મારાથી બધા પાપ ધોવાઈ ગયા છે. આથી જૂનું લક્ષ્મીનો એકમાત્ર આશ્રય બન્યો છું હવે મારાથી જણાવવામાં આવશે મારા વક્ષસ્થ સ્થળે લક્ષ્મીને સદા નિહાર છે પૂજા કરશે. આ સાંભળીને અનંત પહેલા નક્કી કર્યું કે સૌથી મોટું વિષ્ણુ ભગવાનનું છે અને સાર્થક અને તેના તેથી તે શાર્ક અનુભવ્યું. લક્ષ અને સાદ થાય છે ભક્તિના ચિન્હોને ભગવતી પૂર્ણ કરવા કૃષ્ણ પર અશક્ય છે. પ્રભુ ધરતી ના લક્ષણ ચિન્હોને મિશ્ર કર્યા છે બ્રહ્મા કૃષ્ણ અને મહાદેવ આ ત્રણેય અને શ્રાપ વરદાન આપવામાં સમર્થ છે આ ત્રણેયમાં મહાદેવ બ્રહ્મા અને સીધું પસંદ થાય છે અને જે પૂછે છે તેનો અનુસંધાન કરવા વરદાન કે શ્રાપ આપે છે ભગવાન વિષ્ણુ તેના તેનાથી વિક્રમ સ્ત્રોતથી પણ ઓળખાય છે. શંકરજી આ સુરતી પીડાતાતા વિષ્ણુ જે ભગવાનને તેમની શંકરજીની સંરક્ષણ કર્યું હતું. મેરિકોમ ત્રણ બાળકો ની માતા છે. અને તાજેતર માં જ અડતાલીસ કિલો ની category માં વિજેતા બની. પાંત્રીસ વર્ષ ની ઉમરે પાંચમો સુવર્ણ ચંદ્રક હાંસલ કર્યો છે. તો તમારી પાસે જીવન નું કોઈ સ્વપ્ન છે ખરું જીવન માં જીવવા નો કોઈ સ્પષ્ટ હેતુ છે ખરો ભારત ના પૂર્વ રાષ્ટ્ર પતિ અબ્દુલ કલામે રાષ્ટ્ર માટે એક એવું સ્વપ્ન એવું પ્રસિદ્ધ કરી બતાવ્યું છે ઝારખંડ માં જેવા cricket ની દ્રષ્ટિ એ સામાન્ય ગણાતા રાજ્ય માં cricketer મહેન્દ્રસિંહ ધોનીને પારાવાર મુશ્કેલી હોવા છતાં પણ કોય પણ ભોગે cricketer બનવા નું સ્વપ્ન જોયું એ સિદ્ધ કર્યું માણસે એ માત્ર વાત એ તો પ્રાણી નથી પરંતુ એના માં સ્વપ્ન ન એની પાસે જીવન નો મેળવાનો અમુક ધ્યેય હોય છે અને દરેક વ્યક્તિ પોતાના સ્વપ્ન માં હોય છે પણ ઘણી વાર એવું બને છે કે જીવન માં એવી વ્યર્થ સ્વપ્ન હોય છે કે નકામી બાબતો અવરોધ રૂપે આપી જાય છે કે જેના કારણે એ અને નકામી બાબત આપી દે છે એના જીવન માં સ્વપ્નો નો અર્થ તેઑ જીવન થી એટલું ગુમાવી દે છે કે

સાબિત થયા પરિણામ અને વિશ્વ ગામીત સાથે આત્મ criketar ની રમત એના પાર હાજીવન પ્રતિબંધ ઉદ્યોગની દુનિયા માં પણ સપના વિનાશીત બનતું હોય છે આપણી નજર સામે ઓલંકી તેવી કંપનીઓમાં અડવાશના છે નારાયણની મૂર્તિ જુઓછો અનુભવીઓ કહે છે કે કંપનીમાં એ પછી એવા એનો perfume ત્યારે જીવનમાં બનતા બનાવો યક્તિને સપનાઓ તેને ભસ્મ કરી દેતા હોય છે પણ માનવીય તાકાત પોતાના સ્વપ્ન આવે છે એટલે વ્યક્તિઓ એમ કહે છે મારે કોઈ સપનાઓની સાથ જીવવું નથી તો તે અપચયો બોલે છે તેઓ ઉતરીને જોવા માં આવે તો એમના આ કોઈ ને કોઈ સપના હોય છે તે દ્રાવકો માટે પ્રગતિં રહ્યા છે તમારી જેવાને પ્રતિ પ્રવતિઓમાં એક જ પેડ બન્યું છે પોતાના જીવનમાં જે કાય રાષ્ટ્રો કે કોઈ પણ વિકાસો એ બધાને પાસે એક પગમાં જોડાયેલા હોય ને તમને તમારા એક જણ ને ભૂલી ગયા હસો તો તે તમારા ચિત્તમાં વરાવર ઉઅપસ્થિત થશે તમારા માફકતમારા દિલને સબંધ કરાવે છે ત્યારે તમને વિચાર થાય

પરંતુ કસું બીજું માહોલ દ્વારા બનતા એ સ્વપ્નને અપેક્ષાત થાય ગયા ત્યારે ત્યારે તમે તમારા સ્વપ્નના પ્રમાણ એ તમારા જીવનનું સર્જાતા નથી કે તમે જીવનમાં જીવવા માટે ખાવા પીવા માટે મઠો છો શ્વાસ લેવા માટે કે પછી તમારું જીવન એક અર્થની ઘોડો છે ગાડા જેવું થાય જશે તે માત્ર જાણતા સીધી કેન્દ્રીય આનંદમાં સુકવા માટે તો જ તમે જીવો છો ક્યારે એવું પણ બને છે કે વ્યક્તિ પોતાના ની બીજાના ખયાલોમાં મજબૂત પોતાના જીવનને ભાર કાપવાનો પ્રયત્ન કરે છે પરંતુ

જે ધૈર્ય હતો તે તે તને સવાલ કરશે સુ છે તમને તમારા સપનાને સુ ગણાય આમ જિંદગીના એક તોરણે તેનો આકાર સફળતા જ્યાં સુધી જીવનમાં સબળ રહેતી ત્યાં સુધી જીવનનોઅર્થ જડતો નથી જીવનમાં મારના સુધી રોકી શકાતું નથી એને લાબું આયુષ્ય ગુમાવ્યું છતાં પણ જીવનમાં વ્યર્થ પામ્યો છે તેવો અનુભવ થતો હોય છે જે તે સપનોના અહંકાર માટે વ્યક્તિ જીવંતરિત બનવું જરૂરી છે આજે પતંજલિ એ Multromax જેવી ખાદ્ય ચીજની બહુ પ્રત્ય કંપનીઓ સામે એવા નામ થી પ્રગતિ કરે છે તે જીવનમાં આગળ વધતા માંગે છે તે અસુર વિદ્યાને રચનાક દ્રષ્ટિ એ આગળ જોતો હોય છે જો એક નકારાત્મક દ્રષ્ટિએ રાચતો હશે તોતે કાર્ય કરી રહ્યું છે આપણું કાર્ય કરી બની રહ્યું છે કોઈ પણ કાર્ય ને પરિણામ નહિ કરી શકે અથવા તો આ કાર્યનું કરવાનું માફક સ્વાર્થતા અશક્ય જ બની ગયું છે ઉભી રોલ માં જેમ સફળતા પાડવાની પ્રદક્ષય રહહિં છે એ જ રીતે સવર્દાની નીચે ઉતરવામાં મદદ હોય છે

આપણા દેશમાં negative રીતે રાજ થવા દેશો આપણે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ નિષ્ફળતામાં થાય છે કોઈ પણ વસ્તુ સફળતામાં નથી થાય શક્તિ ત્યરે માત્ર આ માંથી બહાર નીકરવા માટે રોયટના પૂર્વક કોઈ બીજો વિસ્તાર કરવો પડે છે હવે માત્ર વિચારો કરવાથી જ વાત પુરી નહિ થઈ પરંતુ તમારે નકારાત્મક વિચારોને નાની કરવાના પ્રયત્નો કરવા પડશે તેને પુરુષાર્થ કરવામાં આવે છે તો આવો બુશર્ટ કરતી વખતે તેમજ જીવનમાં નિષ્ફળતા નો ભય પણ જાય છે ઈશ્વરદાન આપવા પ્રયત્ન કરવાનો રહેશેખાવા પીવા લોકો મારી અધૂરા વિચાર કરેછે તેઓ સન્યાસી નહીંતીની વાતોમાં મેરી કોમના ત્રણ બાળકોની માતા છે અને તાજેતરમાં જોડતા શિરોહી કેટેગરીમાં એશિયા વિજેતા મને વર્ષની ઉંમરે ચંદ્રક લઈ આવી છે આ તમામ વિજય મેળવવા એનો નિષ્ફળતાનો જ રહેશે પણ વિચાર કર્યા વિના સિદ્ધિના સ્વપ્ન પણ નજર ન કરીએ સપનો પણ નજર ફેરવી અને જેમ કે બીજું example છે

દુનિયાના સર્વશસ્ત્રના વિચારો કો એક બાબતમાં તો સરવર્થ જ છે તમે જે રીતે વિચારો છો એ રીતે તમારા વ્યક્તિમાં ભણતર થાય છે સાથે વિશ્વના સૌથી પ્રાચીન

એનો નિરાતે વિચાર કરો ના નાનકડા મંત્ર માં કેવી મહત્વની વાત કરવામાં આવી છે વ્યક્તિએ સતત વિચાર કરવો જોઈએ કે કોઈ વસ્તુ એને માટે ઊંચી થશે અને કોઈ અનુચિત નથી કે ઉઠી તો એને આપવાની જરૂર છે અને જેનું તો છે તેને તે જ જોઈએ છે એ તારા વિચારોમાં આદર્શો અને ઊંડા બળમાં આત્મનો યોગ્ય છે. ક્યારેક કોવિચાર હિંમતલાલ થવાને અને હિંદ જો વ્યક્તિ ચિંતાના હીન વિશે કબજો લે છે તો એનો અવતરણ પણ અહીન થાતું જાય છે આટલી વહેલી વાત એ છે કે કઈ રીતે વિચારશો તો વિચાર વ્યક્તિમાં વ્યક્તિત્વ અને એના ભવિષ્યનું નિર્માણ કરે છે ઉમદા વિચાર્યાના જીવનમાં પ્રગતિમાં મનાવે છે વિનાશ કરી શકે છે બહારના થયેલી પડતી બહારના બે વર્ગ સદનમાં ઉડસર્વપન થયેલી આનું જીવન ઉદાહરણ છે વ્યક્તિનું જો positive વિચાર રાખે તો એ positive કામ કરી શકે છે અને વ્યક્તિગત negative વિચાર રાખશે તે negative કામ કરી શકે તે નિષ્ફળતા ધરાવતા કાર્યો કરે ત્યારે રમત સંવાદ માટે કહે છે કે જે માણસ જેવા વિચાર છે છે એવું તેનું જીવન બને છે અને બાઈબલમાં હતું કહ્યું છે કે માણસના એમના મનના વિચાર જે કરે છે એવો જ બને છે

પ્રગતિને મર્દ ભૂમિમાં હસ્તાની તટસ્થ થાય છે. પોતાના ભૂલના ભૂલ થવાની ખૂટી જતા નથી માફક વધુ ને વધુ ભૂલોને મરતક દુબાળે છે ભૂલો હોય ભૂલોએ અવગણિત વાત નથી પણ મહત્વની પ્રગતિ છે. તેમ બીજે કરતા સરળ રીતે વધુ શિક્ષિત છે તેમ ક્યારેક બની જાય છે જો તમે એ તો પછી વિકસિત મલિત વિચારનો કરે છે કે જે કરવાથી કોઈ પણ હોય તે નથી પામી શકતુ વ્યક્તિ પાસે એકઠા કરવાની ઈચ્છા રાખે છે જયારે પરાગય મળતા વ્યક્તિને પોતાના વિશેષણ કરે છે થેલી ગરો વિશે વિચારે છે. ફરી એ ગુરગુનો ગુમાવત નથી કરી શકતો આવું વિશેષમાં કાંઈ વખતે પ્રગતિના રસ્તા પર પડેલા જંતુનક ચેહરા આવે છે અને ગુલાબો બનાવવાની પ્રથમપ્રથા બરતક બને છે જીવનમાં તો તો આરોગિત પણ છે સંજોગોમાં સામનો કરો કે મહત્વનું છે બોલે તમારા વ્યક્તિને પુણ્યનો છે કારણ બનીને આવેલું છે આવી ભૂલોના પાપ

સાથે પણ એનો વ્યવહાર હતો જેને હતો આવા ઘમંડી બાદશાહને મળવા માટે અબુ સાદિક નામના મહાન મુશ્લીમ સંત આવ્યા હશે આ આવો મુસ્લિમ પંથ ને સુખી બાદશાહ મંદબુદ્ધિ એ ઠીક પણ બાદશાહ ધારો કે તમારા ચરણમાં રણમાં પાડ્યા છો તમે ખૂબ જ સરસ લાગી છે પણ તમારી

આયોજન સ્તરો પ્રાણીસૃષ્ટિના દરેક સભ્યો બહુપૃસટી છે છતાં તેમના બધા જ પ્રાણી કોસમલા આયોજનની સરખી રીતો પ્રદર્શિત કરતા નથી ઉદાહરણ તરીકે સછિદ્ર સમુદાયના પ્રાણીઓમાં કોષો શિથિલ રીતે ગોઠવાયેલા કે કાર્યની દર્ષ્ટિએ એકબીજા સાથે જોડાયેલા હોતા નથી.

પેશી બનાવે છે. આથી તેને પેશીસ્તરીય આયોજન કહે છે. આયોજનના ઉંચ્ચ સ્તરો માં દાખલ તરીકે પૃથુકૃમી અને બીજા ઉચ્ચ સમુદાયના સભ્યો અંગ સ્તરીય આયોજન ધરાવે છે જ્યાં પેશીઓ ચોક્ક્સ કાર્ય માટે ભેગી મળી અંગોની રચના કરે છે. નુપુરુક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા પ્રાણીઓમાં અંગો એ કાર્યકીય અંગો એ કાર્યકીય તંત્રોના સ્વરૂપમાં એકત્રિત થયેલા છે તથા દરેક તંત્ર ચોક્કસ દેહધાર્મિક કર્યો સાથે સંકળાયેલ છે. આ પ્રકારની રીત ને અંગતંત્રસ્તરીય આયોજન કહે છે. પ્રાણીઓના જુદા જુદા સમુહોના અંગતંત્રો પાચનતંત્રો મુખદ્વારઅને મળદ્વાર બને માત્ર એક જ સામાન્ય દ્વાર મારફતે દેહની બહાર ખુલે છે આથી તેને અપૂર્ણ પાચનતંત્ર કહે છે. સંપૂર્ણ પાચનતંત્રમાં મુખદ્વાર અને મળદ્વાર એમ બંને અલગ અલગ ખુલતા દ્વાર હોય છે. એ જ રીતે પરિવહન તંત્ર પણ બે પ્રકારના હોય છે. ખુલ્લું પરિવહનતંત્ર કે જેમાં રુધિર હૃદયની બહાર ધકેલવામાં આવે છે. કોષો અને પેશીઓ તેમાં તરબોળ હોય છે. બંધ પરિવહનતંત્ર કે જ્યાં રુધિર એ વિવિધ વ્યાસની વાહિનીઓ પરિપથ દ્વારા પરિવહિત થાય છે. પ્રાણીઓને તેમની સમમીતીને આધારે વર્ગીકૃત કરી શકાય છે. વાદળીઓ મુખ્યત્વે અસમમિતિય હોય છે. એટલે કે જો મધ્ય

સજીવને બે સરખા ભાગોમાં વિભાજીત કરે તેને અરીય અરીય સમમિતિ કહે છે. કોષ્ઠત્રિ, કંકતધરો અને શૂળત્વચિઓ વગેરે સમિતિઓના આ પ્રકાર ધરાવે છે. નુપુરક અને સંધિપાદ વગેરે સમુદાયના પ્રાણીઓ કે જ્યાં પ્રાણી શરીરને મધ્ય અક્ષ પર કોઈ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજીત કરાય તો તેવી સમમિતિ દ્વિપ્રાર્શ્વ સમમિતિ કહે છે. દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન પ્રાણીઓ કે જેમાં કોષો બે ગર્ભીયસ્તરોમાં ગોઠવાય છે. બહારનું બાહ્યગર્ભસ્તર અને અંદરનું અંતઃ ગર્ભસ્તર તેમને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. દાખલ તરીકે કોષ્ઠણત્રીઓ. બાહ્યગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર તરીકે

દૈહીક અવકાશ કે જેનું અસ્તર મધ્યગર્ભસ્તર હોય છે. તેને દેહકોષ્ઠ કહે છે. જે પ્રાણીઓ દેહકોષ્ઠ ધરાવે તેને દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે. દાખલ તરીકે નુપુરક, મૃદુકાય, સંધિપાદ, શુળત્વચી, સામીમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓમાં, દૈહિક અવકાશની ફરતે મધ્યગર્ભસ્તર અસ્તર હોતું નથી પરંતુ બાહ્યગર્ભસ્તરઅને અંતઃ ગર્ભસ્તર વચ્ચે મધ્યગર્ભસ્તરમાં છુટીછવાયી કોથળીઓ આવેલ હોય છે. તેને કુતદેહકોષ્ઠ અને પ્રાણીઓને ફૂટદેહકોષ્ઠી કહે છે. દાખલ તરીકે સૂત્રકૃમિ. પ્રાણીઓ કે જેમાં દૈહિક અવકાશ ગેરહાજર હોય તેને અદેહકોષ્ઠી કહે છે. દાખલ તરીકે પૃથુકૃમિ. ખંડતા કેટલાક પ્રાણીઓમાં શરીર લગભગ કેટલાક અંગોના ક્રમિક પુનરાવર્તન સાથે બહારથી અને અંદર થી એમ બે સરખા ખંડોમાં વિભાજીત હોય છે. ઉદાહરણ તરીકે, અળશિયામાં શરીર આ પ્રકારની રચના દર્શાવે છે, તેને સમખંડીય ખંડતા કહે છે. અને આ ઘટના સમખંડતા તરીકે ઓળખાય છે. કેટલાક પ્રાણીઓમાં મેરુદંડ એ ભ્રુણ વિકાશ દરમિયાન પૃષ્ઠ બાજુએ મધ્યગર્ભસ્તરમાંથી ઉદભવતી દંડ જેવી રચના છે. મેરુદંડ ધરાવતા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહે છે અને એવા પ્રાણીઓ કે જેઓમાં મેરુદંડ આવેલ નથી તેને અમેરુદંડી પ્રાણીઓ કહે છે. દાખલ તરીકે સછીન્દ્રથી શૂળત્વચિ. પ્રાણીઓનું વર્ગીકરણ સામાન્ય મૂળભૂત લક્ષણોને આધારે પ્રાણીસૃષ્ટિનું વિસ્તૃત વર્ગીકરણ તેમના પ્રલેખિત મુજબ ચાર્ટ મુજબ આપેલું છે. વિવિધ સમુદાયોની મહતવની લાક્ષણિકતાઓ નીચે મુજબ વર્ણવેલ છે. આ સમુદાયના સામાન્યતઃ વાદળીઓ તરીકે ઓળખાય છે. તેઓ સામાન્ય રીતે દરિયાઈ અને મુખ્યત્વે અસમમિતિય પ્રાણીઓ છે. તે આદિબહુકોષીય અને કોષીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે. વાદળીઓ જલવહન કે નલિકાતંત્ર ધરાવે છે. પાણી શરીરદીવાલમાં રહેલા સુક્ષમછીદ્રો દ્વારા છીદ્રીષ્ઠગુહા નામની મધ્યસ્થ ગુહામાં પ્રવેશ પામે છે. અને તે અને તેમાંથી તે આસ્યક દ્વારા બહાર નિકાલ પામે છે. જલપ્રવાહનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં, શ્વસન વાયુઓની આપ-લે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ છે. તેમાંથી આ અશ્ય્ક દ્વારા બહાર નિકાલ પામે છે. જલપ્રહવનો આ માર્ગ ખોરાક એકત્રિત કરવામાં સ્વશન વાયુઓની આપ-લે કરવામાં અને નકામા પદાર્થોનો નિકાલ કરવામાં મદદરૂપ છે. છિદ્રિગુહા અને નલિકાતંત્રનું અસ્તર કોલરકોષોનું બનેલું છે. અન્તઃફલન અને ડીમ્ભઈય અવસ્થા ધરાવતી પરોઢ વિકાસ છે કે જે બહ્માકાર રીતે પુખ્ત પ્રાણીથી જુદો છે. ઉદાહરણો સાયકોન સ્પોંશિલા અને પુસ્પોંજિન એટલે કે અંડકોષો અને શુક્રકોષો એક જ પ્રાણી દ્વારા ઉત્પન્ન થાય છે. વાદળીઓ અવખંડન દ્વારા અલિંગી પ્રજનન અને જન્યુઓના નિર્માણ દ્વારા લિંગી પ્રજનન કરે છે. અન્તઃ ફલન અને ડીમ્ભઈય અવસ્થા ધરાવતી પરોઢ વિકાસ છે સમુદાય-કોષ્ઠાંત્રિ તેઓ જલજ, મુખ્યત્વે દરિયાઈ, સ્થાયી કે મુક્ત રીતે તરતા, અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. દેશક નામ એ સુત્રાંગો અને શરીર પર રહેલી ડેમાંગિકાઓ છે. જે ડંખકોશ કે સૂત્રોંગ કોર્પો ધરાવતી માંથી ઉદ્ભવેલ હોય છે.

દાખવે છે અને વિર્ભસ્તરીય છે. તેઓ તેઓ મધ્યમાં એક જ છેડેથી ખુલતા અધોમુખ સાથેની આંત્ર પરિવહન દુવાપ્તં ધરાવે છે. પાચન બર્દિકોષીય અને અંતઃકોષીય છે. કેટલાક દશકો જેવા કે, પરાયમ કર્બોનેટનું સંગઠિત અંતરૂંધાલ ધરાવે છે. દેશકો પુષ્પક અને છત્રકકહેવાતા બે મૂળભૂત વૈદિક સ્વરૂપો દર્શાવે છે. અધોમુખ સાથે ની આંતરપરિવહન ગુહા ધરાવે છે. પાચન બાહ્યકોષીય અને અંતરકોષીય છે પ્રાણીઓમાં જ્યારે બાજુંએ છત્રી-આકારનું અને મુક્ત રીતે તરતું સ્વરૂપ જેલીફિશ જેવા પ્રાણીઓમાં જોવા મળે છે. એવા દેશકો કે જેઓ બંને સ્વરૂપોમાં અસ્તિત્વ છે. આ વખતે હવે પ્રાણીઓનું અસ્થિત્વ થોડું ઘટવા માંડ્યું છે. તો એકાંતરજનન અને અનુજનન દર્શાવે છે. એટલે કે, પુષ્પકો

Hello નમસ્તે Hello હાસ્ય લેખક જ્યોતીન્દ્ર હર્ષ શંકર દવે જન્મ પોતાના વતન સુરતમાં થયો હતો

ગુજરાતીના અધ્યાપક રહ્યા જીવનો મોટો ભાગ તેઓએ મુંબઈમાં વસ્યા હતા છેલ્લે માંડવીની કોલેજ માં છેલ્લે માંડવી કચ્છની કૉલેજમાં ત્રણેક વર્ષ આચાર્ય રહ્યા હતા. તેઓ વિશેષ લોકપ્રિય અને અગ્રણી નિબંધકાર હતા. હાસ્યલેખક તરીકેની શક્તિ અને હાસ્યપ્રેરક વ્યાખ્યાનો આપવાની ઉત્તમ આવડત એ બંને ગુણોનો સમન્વય તેમનામાં હતો. તેઓ ભારતીય કાવ્ય ભારતીય કાવ્ય મીમાંસાના અભ્યાસી હતા. તેમણે નાટક અને અનુવાદો પણ આપ્યા છે. રંગતરંગ ભાગ એક થી છ મારી નોંધપોથી રેતીની રોટલી પાનનાં બીડાં અલ્પાત્માનું આત્મપુરાણ નજર લાંબી અને ટૂંકી ત્રીજું સુખ રોગ, યોગ અને પ્રયોગ જ્યાં ત્યાં પડે નજર મારી તથા પ્રતિનિધિ હાસ્યલેખોનો સંગ્રહ જ્યોતીન્દ્ર તરંગ છે જેમાં ઉત્તમ હાસ્યનિબંધો છે. ધનસુખલાલ મહેતા સાથે તેમણે અમે બધાં નામની હાસ્યસભર નવલકથા આપી છે.

હતા. આ કૃતિમાં જીભ વિશે જણાવતાં લેખક કહે છે કે મનુષ્યની સર્વ ઇન્દ્રિયોમાં જીભનું સ્થાન વિશિષ્ટ છે. જીભ એક છે પણ બે કામ કરે છે સ્વાદ પારખવાનું અને બોલવાનું. જીભ જન્મથી મરણ અને મરણ પછી પણ વાણીરૂપે અમર રહે છે. અને રસાસ્વાદનો રસાસ્વાદનો અધિકાર પણ જીભને મળ્યો છે. જ્ઞાન અને કર્મનો સુંદર સમન્વય તે સાધી શકે છે. શરીરની વ્યાધિઓનો પરિચય પણ જીભથી થાય છે. જી જીભથી મનુષ્યના સંસ્કારોની ઓળખ થાય છે. માન અને અપમાનના અનુભવો જીભથી જ થાય છે. કેટલીક જીભ કાતરનું કામ કરે છે તો કેટલીક સોયની જીભથી મનુષ્યના સંસ્કારોની કેટલીક સોય ગરજ સારે છે. મનુષ્યની તંદુરસ્તી, નીતિ, વિવેક, ધર્મ આદિ એનું આખું જીવન જીભને આધારે વિકસે છે કે વણસે છે. ઈશ્વરે જીભને છૂટી કરી શકાય એવી રચના કરી હોત તો કેટલું સારું થાત કંકાસ મારા-મારી, ગાળાગાળીના પ્રસંગે જીભને કાઢી ગજવામાં મૂકી દઈ આવા કેટલાય પ્રસંગો સુધારી શકાયા હોત. ક્યારેક કોઈની જીભ અદલાબદલી થઈ જાત પણ તેમાંય ફાયદો જ થાત. રામનું રટણ કરનારી જીભ કોઈ ખ્રિસ્તીના મોંમાં તો રહીમને ભજનારની જીભ કોઈ બ્રાહ્મણના મુખમાં જઈ ચડે તો આપોઆપ રામ, રહીમ અને ગૉડની એકતા સિદ્ધ થઈ જાત આ નિબંધમાં હળવો ગંભીર વિષય લઈ લેખક ઉત્તમ કક્ષાનું હાસ્ય જન્માવી શક્યા છે એટલું જ નહીં, આ હળવાશની સાથે-સાથે જીવનની ગંભીર સમસ્યાઓના સમાધાનની કલ્પના કરી ઉત્તમ ઉપદેશ પણ આપ્યો છે. મનુષ્યની સર્વ ઇન્દ્રિયોનું જીભનું સ્થાન વિશિષ્ટ છે. બીજી બધી કરતાં એનું મહત્ત્વ પણ વિશેષ છે. કાન, હાથ, પગ આદિ બબ્બે ઇન્દ્રિયો છે ને તે કાર્ય એક જ કરે છે. એક સાંભળવાનું કામ કરવા માટે બે કાન, એક શ્વાસ લેવાનું કાર્ય કરવા માટે બે નસકોરાં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 જીભની જ નિમણૂક કરવામાં આવી છે. ઘણીખરી ઇન્દ્રિયો પર આખો આપણો કાબૂ નથી. આપણી ઇચ્છા વિરુદ્ધ પણ પર સંસ્કારની અસર એના પર થયા વગર રહેતી નથી. કોઈ આપણને ગાળ દેતું હોય ને તે સાંભળવી આપણને કુદરતી રીતે જ રુચતી હોય તોપણ આપણા પોતાના કાન એ ગાળ આપણા મગજ સુધી પહોંચાડ્યા વિના નહિ રહે. ન જોવા જેવું આંખ અનેક વાર જુએ ને માથું ફેરવી નાખે એવી દુર્ગંધ નાસિકા મગજને પહોંચાડે છે, પરંતુ જીભની ઉપર તો મનુષ્યની પૂરેપૂરી સત્તા પ્રવર્તે છે. એ એની ઇચ્છા હોય તો જ બોલવાનું કે સ્વાદ આપવાનું કાર્ય જીભ કરી શકે, અન્યથા નહિ. બોલવાનું ને ખાવાનું દુનિયાનાં બે મોટામાં મોટાં કાર્ય એક નાનકડી જીભ બજાવે છે. માનવજીવનમાં આના કરતાં વધારે ઉપયુક્ત કે જરૂરી બીજાં કોઈ કાર્ય નથી. એ બંને કાર્યની મનુષ્યના જન્મથી શરૂઆત થાય છે ને જન્મ જીવનનો અંત આવતાં સુ આવતા સુધી ચાલે છે અથવા મનુષ્યના મરણ પછી પણ એની~એની જીભનું કાર્ય તો ચાલુ જ રહે છે. એના મત મુજબ એના મત અભિપ્રાય, વચન આદિનો પાછળનાંઓ વારંવાર ઉલ્લેખ કરીને એની વાણીને અમર બનાવે છે ને એની પાછળ બારમું, તેરમું, શ્રાદ્ધ, વરસી

શરૂ થાય છે ને એ મરણ પછી પણ ચાલુ રહે છે. વૃદ્ધાવસ્થામાં બીજી ઇન્દ્રિયો શિથિલ થઈ જાય છે ત્યારે પણ જીભ તો એવી એવી ને એવી બળવાન રહે છે. ઘણી વાર તો બીજી ઇન્દ્રિયોની શક્તિ એનામાં ભેગી થતી હોય એમ લાગે છે. ઘરડી આંખ, ઘરડું મગજ-એ નિર્બળતાની નિશાની છે પણ ઘરડી જીભ એ અનુભવે ને સંસ્કારે, બાળવા બળ~બળમાં ને કળમાં દુર્જેય બનેલી જીભ એમ જ સમજવાનું છે. રસાસ્વાદનો અધિકાર જીભને મન મળ્યો છે, એના વડે જ સ્વાદનું જ્ઞાન થાય છે આ એની જ્ઞાનેન્દ્રિય ગણીએ તો ગણી શકાય. બોલવાનું કાર્ય એ કરે છે એટલા માટે એને કર્મેન્દ્રિય પણ કહી શકાય. શ્રી ભગવદ્ગીતાની શ્રીમદ્ ભગવદ્ગીતાની પેઠે જ્ઞાન ને કર્મનો કર્મનો એ સુંદર સમન્વય સાધી બતાવે છે. મન ને હૃદય-એની વચ્ચેનું એનું સ્થાન છે તે બહુ સૂચક છે. બંનેને એના વિના ચાલતું નથી. બંનેના પ્રતિનિધિની ગરજ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 તેનાં દર્શન પણ થઈ શકતાં નથી તેમ જીવનમાં બે સૌથી મુખ્ય કાર્યો કરતી હોવા છતાં જીભ ઘણું ખરું અદશ્ય રહે છે. સ્નિગ્ધ, સુકોમળ, નાની, નાજુક ને નમણી એવી જીભ અનેક રીતે સ્ત્રીના સરખી છે. આપણે એની પાસે સૌથી વધારે કામ લઈએ છીએ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

તે જ રીતે જીભને પણ કહી શકાય. કોઈનું અપમાન કરી તેને ઘાયલ કરનારી જીભ પાછળથી જરૂર પડ્યે તેનાં વખાણ કરી પોતે પાડેલા ઘાને રુઝાવી શકે છે. પુરુષનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કેટલીક વાર સ્ત્રીને કરવું પડે છે તેમ પેટ આદિના રોગના ભોગ જીભને બનવું પડે છે. પેટમાં અ અપચો થતાં જીભ પર ચાંદી પડે છે. પેટની વાત જીભ તરત જ કહી દે છે. અબળા વર્ગ તરફથી ઘણીવાર ગૃહનાં છિદ્ર બહારનાંને જાણવાનું જાણવાનાં મળે છે, તે જ પ્રમાણે રોગોના નિદાન માટે તજ્ઞો જીભ પર ઘણો આધાર રાખે છે. ફીકી, સફેદ, નરમ, પહોળી ને અસ્થિર જીભ પાંડુરોગની સૂચક છે. ભૂરાશ પડતી જીભ છાતીનાં દરદોનો સંભવ દર્શાવે છે. વચ્ચે છારીવાળી છારીવાળી સૂને છેડે રતાશવાળી જીભ અપચો અને અન્ય ઉદરરોગનું સૂચન કરે છે. મુખ બહાર કાઢતાં

કેટલાક ઉકેલતાઓ છે પરંતુ ગુજરાતમાં વસેલી પ્રજાએ ક્યારેય તેના ઇતિહાસને સાચવવાની ચિંતા ન કરી હોય તેવી લાગે રહી છું. જેના કારણે ગુજરાતના ઇતિહાસ અન્ય વિસ્તારની સરખામણીએ ઓછો મળ્યો છે. પરંતુ જે પણ

માનવી લખતો થયો તે પહેલાના સમયને તરાહો ઇતિહાસિક યુગ કહેવામાં આવે છે. ગુજરાત અને સૌરાટ્રના અમુક વિસ્તારમાં પણ માનવ જીવન ઇતિહાસિક કાળથી શરૂ થયું હતું. તેમાં ગુજરાતના માનવ જીવનનો ઇતિહાસ આધયેય યુદ્ધથી શરૂ થાય છે. કારણ કે અનેક ગ્રંથોમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રેદેશનો સ્પષ્ટ ઉલ્લેખ જોવા મળે છે. લોથલ. લોથલની સંસ્કૃતિને મળતી આવતી છે. લોથલ જેને હડપ્પા સભ્યતાનું સ્થળ માનવામાં આવે છે. લોથલ અમદાવાદથી દક્ષિણ પશ્ચિમ ભાગે અંદાજે એશી કિલોમીટરમાં અંતરે આવેલું છે. લોથલનો સમયગાળો ઈ. સ. બે હાજર ચાર સો પચાશથી એક હજાર નવસો સુધીનો માનવામાં આવે છે. લોથલમાં સૌ પ્રથમ લોકોનો વસવાટ થયો હતો. પરંતુ સમયાંતરે પૂર જેવી સ્થિતિને કારણે તમામ ઘરોનો નાશ હશે. ત્યાર બાદ ફરી ઊંચા સ્થાને માનવ જીવન વિકસ્યું હશે તેમ મનાય છે. લોથલમાં મળી આવેલ હાડપિંજર પરથી જાણી શકાય છે કે ત્યાં અગ્નિ સંસ્કાર કે દર્પણવિધિ એમ બંને અંતિમ ક્રિયાઓ પ્રચલિત હશે પરંતુ સંશોધન અંતર્ગત ચોક્ક્સ માહિતી મળી નથી.

હાથની ડાકની બનેલી પેટ્ટી મળી આવે છે. વાશનો બનવવા માટે માટી પથ્થર અને કાશાનો ઉપયોગ થતો હતો. ધોળકા તાલુકાના સર્ગવાળા ગામે સંશોધન દરમિયાન લોથલમાં લોથલ નો ટિમ્બો પણ મળી આવ્યો છે. લોથલ માંથી વસ્તુઓ પણ મળી આવે છે. તેથી લોથલમાં સારા કારીગરો હોય એવું મનાય છે. લોથલના લોકો વૃક્ષ પશુ અને પાષાણની પ્રતિઓમાંનું પૂજન કરતા હશે. લોથલ માંથી અગ્નિ કુંજ પણ મળી આવે છે. ઈ. સ. અઢારસો ઓગણાએંસીમાં પ્રસિદ્ધ થયેલ બાબત અનુસાર લોથલ એ બંદર હતું. તે હાલમાં દરિયાથી અઢાર કિલોમીટરના અંતરે આવેલું છે. અને તે લોથલના સમયગાળા દરમિયાન દરિયાથી માત્ર પાંચ કિલોમીટરના અંતરે આવેલું હતું. ઈ. સ. ઓગણીસો ચોપ્પનમાં લોથલ ની શોધ કરવામાં આવી હતી. લોથલનું સંશોઘન શ્રી એશારાવે કર્યું હતું. કારણોસર લોથલની માહિતી મેળવવા માં શ્રી એશારાવેનું મહત્વનું યોગદાન રહ્યું હતું. લોથલ અંતર્ગત લોથ શબ્દનો અર્થ લાઠ થાય છે. લોથલ ફુગાવો નદીના કિનારે આવેલું છે. અને તેનું મૂળ સ્થાન ફુગાવો અને સાબરમતીના નદીના

સંકુલ ગુજરાતનું સૌપ્રથમ શોધાયેલું સ્થળ છે. વસ બે હજાર સાત અને આઠ સુધી સંશોધન કાર્ય ચાલુ હોવાથી સૌથી છેલ્લે શોધાયેલું મથક પણ રંગ પૂર છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લના ચુડા તાલુકાના રંગપુર ખાતે પણ હડપ્પા સંસ્ક્રુતિના અવષેશો મળી આવ્યા છે. ઈ. સ. ઓગણીસો એકત્રીશ માં શ્રી રંગપુર નું સંશોધન કર્યું હતું. અને તે પછી ઈ. સ. ઓઅગ્નિષો ત્રેપન ચોપ્પનમાં એસારાવ દ્વારા સંકુલનું સંશોધન કાર્ય થયું. રંગપુરમાંથી કોઈ મુદ્રા કે મૂર્તિ આવી મળી નથી. પરંતુ પ્રાપ્ય અવષેશો કાચી માટીના વાસણો મળ્યા અને માટીના ભથ્થાઓ વગેરે ચીજો મળી આવ્યા છે. સ્વતંત્ર પછી હડપ્પા સંસ્કૃતિનો સૌથી વધુ અવષેશો રંગપુર માંથી મળી આવ્યા છે. ધોળાવ્યા જિલ્લો કચ્છના કચ્છના ધોળાવીરામાંથી હડપ્પા સંસ્કૃતિના અવષેશો મળ્યા હોવાથી તેને સિંધુ સંસ્કૃતિનું નગર માનવામાં આવે છે. ઈ. સ. ઓગણીસો સડસઠમાં ગુજરાતમાં ઈ. સ. ઓગણીસો સડસઠમાં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવષેશો મળ્યા અને જ્યાં ઈ. સ. ઓગણીસો નિમમાં વ્યવસ્થિત રીતે ખોદકામ શરૂ થયું હતું. ધોળાવીરાનું સંશોધન કાર્ય જગનપતિ જોશી અને ત્યારબાદ એસાર અરેટ હીટસે કર્યું હતું. હડપ્પા સંસ્કૃતિ ના અન્ય નાગરો બે ભાગોમાં વહેચાયેલા હતા. જયારે ધોળાવીરામાં સૌ મુખ્ય ભાગો છે. જેના વિસ્તાર પૂર્વથી પશ્ચિમે અને ઉત્તર થી દક્ષિણે અનુક્રમે સાતસો પંચોતેર મીટર અને છસો મીટર છે. સ્થાનિક લોકો ધોળાવીરાને કોટડા કહે છે. ધોળાવીરા માંથી સિંધુ લિપિમાં કોતરાયેલ દસ જેટલા શીલા લેખો અને સોના ચંદીનાં વાસણો પણ મળી આવ્યા છે. ધોળાવીરામાંથી મળેલ આવેલ લીટી હડપ્પા સંસ્કૃતિના નદારો જેવી જ છે. પરંતુ તેના અક્ષરો ખુબ મોટા છે. અને હજી તે લિપિ ને ઉકેલવામાં સફળતા મળી નથી. ધોળાવીરા માંથી મળી આવેલ દસ અક્ષર ના સાઈનબોર્ડ વિશેનો સૌથી જૂનો સાઈનબોર્ડ માનવામાં આવે છે. ધોળાવીરામાંથી મળી આવેલ ત્રણેય ભાગોમાં સુરક્ષા સબંધી આવેલ આયોજન નગર પડે છે જેમાં ત્રણ ભાગોમાં ઊંચાઈ પર મધ્યભાગ અને નીચેનો ભાગ છે. જેમાં સૌથી ઉંચા ભાગ માં કિલ્લો અને માધ્ય ભાગ અને તેમજ નીચેના ભાગ માં નગરનો વસવાટ હતો. મધ્યભાગ અને નીચેના ભાગની સુરક્ષાઓ માટે પણ કિલ્લાની વ્યવસ્થા થઈ હતી. ધોળાવીરા પણ હડપ્પા સંસ્કૃતિના અન્ય નાગરોની જેમ સમાંતર આકાર પણ ધરાવે છે. ધોળાવીરા કાચમાં આવેલ હોવા છતાં પણ પાણીનું એકત્રીકરણ વિશે સુવિધા હતી. સુર કોટડા જિલ્લો કચ્છ